અને બધી વસ્તુ પણ મળી જાય છે. લાલ દરવાજા એટલે લોકો ત્યાં જાય છે.

સારુ માહોલ દેખાય છે ત્યાં બી જઈએ. આમ તો બધા આમ નમાજ પડતા હોય. સાંજ ના ટાઇમ એ આપણે જઈએ તો આવું બધું માઇક માં બોલે તો એવી માહોલ જોઈ ને સારું લાગે છે ત્યાં હા, એતો ત્યાં પણ એ લોકો ની દરગાહ છે ને એમાં એ લોકો ત્યાં છોકરી લોકો નથી જતા. છોકરા લોકો જાય છે.

બધી એ થાય છે કે અહિયા આ જગ્યા જોવા જેવી છે. આ જગ્યા અક્ષરધામ માં જોયું. તું કેવું થયું હતું? હા, અક્ષરધામ પણ જોવા નું બહુ મસ્ત છે ત્યાં

તો આપણ ને તો એમ જ લાગે કે આપ બહાર નથી જવું. અહિયાં જ ફરતા રહીએ. પણ ત્યા છે ને પેલુ એક વખત આતંકવાદી નો attack થયુ તું ને ઈ લોકો ના મન માં આવું દેહશત જેવું થઇ ગયું છે. આમ. ડર બેસી ગયો છે લોકો ના મન માં હા ત્યા આતંકવાદી આયા થા એમ લોકો ત્યાં બધા ને માર્યા હતા. આતંકવાદી ત્યાં અંદર આવી ને સંતાઈ ગયા તા ને અક્ષરધામ ની અંદર.

આ સરદાર પટેલ નું જે થયું છે સ્ટેડિયમ stadium માં. એવુ કેવુ હારુ મસ્ત થયુ છે જો અંદર સુધી આપણે જઈ શકીએ. એક દમ ઉપર સુધી. હા. સરદાર પટેલ સ્ટેચ્યુ statue છે એ જ ને

એતો બહુ મોટું છે. હિનાબેન બહુ જોરદાર છે. એકદમ મોટું એટલે બહુ મોટી મૂર્તિ છે ને હા જોવા જેવું છે આમ. એ મૂર્તિ એટલી ઉચી છે ને તો આપણે એના એને એના ત્યાં જઈએ ને તો આપણે એકદમ નાના લાગે છીએ હમ સાચી વાત છે અને હિનાબેન તમે પાવાગઢ ગયા છો પાવાગઢ ફરવા? પાવાગઢ ગયેલી છું. એક વખત. હા પાવાગઢ માં પણ કેટલું સરસ છે મંદિર.

અને ઉપર સુધી અમે ચડાઈ કરી થી બહુ મસ્ત મજા આઈ થી પાવાગઢ હમે ઉપર પેદલ ગયા તા. સીડિઓ થી નંગે પાવ ગયા, તા. અમે. હું માતા ને બહુ માનું છું. હા અને હિનાબેન ત્યાં પેલું દુધિયુ તળાવ કેવું છે? ને હિનાબેન ત્યાં પાવ ધોવા ના પછી આપ ડે બનાવવા નું ઠંડું ઠંડું હોય છે તળાવ. શરીર શુદ્ધ થઈ જાય. પવિત્ર થઈ જાય જીને ત્યાં ના જલ માં. એમ

અને આવા સ્થાનો ઉપર છે. હોય છે કુંડ જેવું કઈ હોય છે કે આપણે હાથ મોં ધોઈ શકીએ નાહી શકીએ એમ હા પછી આપણે નાહિ ને પછી આપણે પછી ઉપર જવા નું મંદિરે પાવાગઢ.

ત્યાં તમે જોઈ ધર્મશાળાઓ હોટલો કેટલું બધું વિકસિત થઇ ગયું હતુ પેલા નતુ એવું. હા પેલા નો તો અત્યારે બધું બવ નવું નવું બનાવી દીધું છે. અત્યારે. હા સાચી વાત છે એટલે આપણે એક વખત જઈ ને મંદિરો માં તો મન નથી ભરા તું એમ લાગે છે, ફરી જઈ શું જ દર્શન કરવા એટલે આપ ને બોલાવો. આઈ જાય છે, હા હુકુમ થઈ જાય છે માતાજી નું. હા હુકુમ થઈ જાય. હા હુકુમ થઈ જાય. હા હુકુમ થઈ જાય છે હુકુમ વગર કોઈ નું ચાલે નહીં. અમે બે ચાર વખત જઈ આયા છે. હા

તીર્થ સ્થાન માં જવા નું બહુ મજા આવે છે. આમ યાત્રા માં જતા રહીએ અઠવાડીયા. અને ગંગાજી પણ બહુ હરિદ્વાર છે. ગંગા જે પણ બહુ સરસ. છે. જોવા નું હિનાબેન